એક મોટુ બિલ્ડિંગ દેખાય છે પાછળ અને અ વાદળા ઘેરાયેલા આની ઉપર દેખાય છે આગળ પાર્કિંગ મા ગાડીઓ પડેલી દેખાય છે.

બે ગધેડા આમાં ઉદાસ ઉભા હોઈને એવુ દેખાઈ છે.

બધી ચ્ક ચેર પડી છે અને સામ સામે બધા જમવા બેઠા છે પેલી બાજુ એક કાકા જમવા બેઠા હોય એવું દેખાય છે.

અને વ્હાઈટ કલર ની ટાઇલ્સો દેખાય છે ટેબલ અને ખુરશી દેખાય છે.

એ આખુ ખુલ્લું મેદાન જેવું છે એમાં દોડે છે અને પાછળ મોટ્ટા ઝાડ છે એટલે હરણ કંઈ ખાવા કે એવુ કંઈક લેવા માટે દોડતું હોય એવું બતાવે છે.

આમા એક જગ્યા છે આંધ્રા બેંક બતાવે છે પાછળ અને એ_ટી_એમ પણ છે તેનુ.

આમાં બૌ મોટ્ટી લૉન બતાઇ છે દૂર દૂર સુધી લૉન જ છે આખી.

આ કોઈ સ્કૂલ નો પ્રોગ્રામ હોઈ અને બધી છોકરીઓ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન માં બેઠી હોઈ કે પ પરફોર્મન્સ કરીને બેઠી છે સ્ટેજ ઉપર.

કોઈ કસ્ટમર અત્યારે જતુ ના હોય એવુ છે કે દરવાજો બંધ છે.

ને આગળ સામેની સાઈડ બધુ પિક્ચર્સ ને બધુ દોરી અને બતાએલુ છે અને કોઇક ભઈ પણ દેખાઈ છે.

રિવરફ્રન્ટ એક પર એકદમ શાંત વાતાવરણ છે પાછળ બધા કુંડા પડ્યા છે માટીના.

જવાનો ગેટ બનાયેલો છે રેડ કલર ની જાજમ પાથરેલી છે એમાથી બધાએ જવાનુ છે.

બાર બે સ્કૂટર પાર્ક કરેલા છે.

બન્ને સાઇડ ટ્રેડમિલર દેખાય છે મોટુ કોઇ જીમ હોઇ એવી--

આ રસ્તા પરથી બધા જઈ શકે એવી જગ્યા છે.

હોય એવુ દેખાય છે પાછળ ગ્રીન કલર નાં ઝાડ દેખાય છે અને--

આ કોઈ મુસલમાનની જગ્યા છે તેમાં બધા બાર લેડીઝ ઉભેલા દેખાય છે.

ફોટો પડાવે છે કોઈ ફોટો પાડતું હશે એવા પોઝ આપી રહ્યા છે પાછળ ધ સિટી કેફે એવું લખેલું છે.

કોઈ ક્લાસીસ ચલાવતું હોય એવી કોઈ જગ્યા દેખાય છે.

એવું દેખાય છે બે ઝાડ છે અને કોઈક સારી જગ્યા હોય શાંતિ વાળી એવું દેખાય છે.

આમા લૉન દેખાય છે એક બાજુ અને એક બાજુ ચાલ--

સ્પીકરો મા મ્યુઝિક વાગે એટલે ઉપર પણ બીજુ મ્યુઝિક સિસ્ટમ આખુ મૂકેલું દેખાય છે.

તેમાં તળબૂચ અને ફ્લાવર પાઈનેપલ --

આ કોઈ જગ્યા પર હોટલ દેખાય છે.

આમાં સાયકલ ઉભેલી દેખાય છે.